એની આગળ એક બીજો કાઉન્ટર છે એના ઉપર કઈક દવાઓ વગેરા મૂકેલી છે.

આ પિક્ચર મા મને એક મોટું દેખાય છે.

અને આગળ એક ડોર દેખાય છે ડોર ની આગળ એક બ્લુ કલર ની ટાંકી છે અને એક ડોર ની સામે ઈંટો પડેલી છે બઉ બધી.

આ ચિત્રમાં મને ગોલ્ડન કલર ની બસ દેખાય રહી છે બસ ની ઉપર ઓમ ટ્રાવેલ્સ લખેલું છે.

એની ઉપર નવા ફૂલની માળાઓ ચડેલી છે.

એ_પી_એફ ટુ ઝીરો સિક્સ એટ એની બાજુમાં પણ એક બસ મુકેલી છે બસ નો કલર નથી ખબર.

આ ચિત્રમાં મને એક આયુષ્માન ભારતનો હેલ્થ સેન્ટર નજર આવી રહ્યો છે જેને યેલો કલર થી પેઇન્ટ કરવા--

અ છે જે ગ-ગ લાઈટ સ્કાય કલર નો ટીશર્ટ --

તેને બ્લુ રેડ ઓરેન્જ અને ગ્રીન કલર થી દોરેલું છે એની નીચે એક માણસ ઉભો છે એની બાજુમાં એક બાઈક છે આગળ સાઇડ ઝાડ છે.

આ ચિત્રમાં એક દેખાય રહી છે જેની ઉપર લખેલુ છે .

આ ચિત્રમાં એક ફ્રુટ શોપ દેખાય છે જેની અંદર ઘણી બધા ફ્રુટ છે.

આ ચિત્રમાં મને એક પેટ શોપ દેખાય રહી છે જ્યાં માછલી ઘર છે એ--

કાંચનું છે અંદર સાઇડ માં સોફા છે જગ છે એક કુર્સી પડેલી છે અને એનો કલર બ્લેક છે.

અને એ બિલ્ડિંગ ની નીચે એક બે ત્રણ ચાર પાંચ મીટર લાગેલા છે મીટર ની ઉપર છે.

બોર્ડ મારેલુ છે ઝાપા ઉપર અને એક માણસ --